ઉપર એક અડધું બોક્સ દેખાય રહ્યું છે જેના પર જલારામ લખેલું છે એટલે કે દુકાનું નામ કદાચ જલારામ હોઈ શકે છે.

ઘણા બધા સ્પીકરો જોઈ શકાય છે કંઈક વચ્ચે નાના બોર્ડ પર લખ્યું છે શર્મા ઓડિયો .

જે મોટો ટ્રક છે એની ઉપર બ્લેક કલર નું કવર છે અહીંયા એક દુકાન પાસે ઘણી બધી ગાડીઓ છે બહાર લારી છે.

પેમ્પલો ઘણા બધા પડેલા જોઈ શકાય છે ટેબલ ઉપર ઘણા બધા કાગળો એક પેન છે.

આ છબી જોઈ કહી શકાય કે આ છબી કોઈ ગુફાની છે ગુફાની એક દિવાલ પર ઝાંખો પ્રકાશ પડે છે.

બીજી સાઈડ દૂર બધા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે પાઈ પાયા પાણીની પાઇપલાઇન જોઈ શકાય છે.

આ છબી જોઈ કેઈ શકાય આ છબી કોઈ ટોય શોપ છે એટલે કે રમકડાની દુકાન લાગી રહી છે જ્યાં ઘણા બધા અનેકો વેરાઈટી ના રમકડા જોઈ શકાય છે.

જે રંગબેરંગી રંગોથી રંગાયેલા છે લાકડાના તેની પાછળની બે દીવાલો જે વાંસના લાકડાની બનેલી છે.

ત્યાં ચાર પાંચ વ્યક્તિઓ જોઈ શકાય છે બે વ્યક્તિ એક બેનનો ફોટો પાડી રહી છે ત્રણ વ્યક્તિ આ દ્રશ્ય નિહાળી રહ્યા છે.

નવી દુકાન ખુલેલી હોય એવું લાગી રહ્યું છે તેથી દરવાજા પર બંને બારીઓ પર તોરનો લાગી રહ્યા છે ફુલના.

જેથી અંદર જવાના રસ્તા પર બંને બાજુ ફોટો ફ્રેમ મુકેલા છે.

મંદિર જોઈને કહી શકાય મંદિરને ફૂલોથી રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા છે.